અહીં એક ઘરના લિવિંગ રૂમ નો ફોટો આઇપો છે જેમાં અહીંયા ડાઇનિંગ ટેબલ છે.

અઅ કોઈ ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે ક્લાસરૂમ ઘણો મોટો છે પડદા છે. ક્લાસરૂમ માં એ_સી છે.

અહીં એક હોટલ જેવો ફોટો દેખાયડો છે જેમાં બસ પણ છે એમાંથી થોડા પ્રવાસીઓ ઉતરી રહ્યા છે ફરી રહ્યા છે ખૂબ જ ઠંડી --

ઘોડાનું સ્ટેચ્યુ છે એ જેનો કલર વ્હાઈટ છે અને મંદિરની એન્ટ્રેન્સ બતાવી છે.

અલગ અલગ વાસણ પડી રહ્યા છે. ખુરસી છે.

પત્તા જેવું કોઈ વસ્તુ છે. તેમને વિધિ વિવિધ--

અહીં દેખાડેલા દ્રશ્યમાં પાંચ પોપટ છે. આ કોઈ પક્ષી--

અહીં કોઈ પ્રાણી સંગ્રહાલય જેવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. જેમાં બે હિપ્પો એટલે કે ગેંડા છે જે એના સ્ટેચ્યુ છે.

અને પાછળ ડ્રોઈંગ બનાવેલું છે દિવાલ ઉપર લયખું છે આઈ એમ હિપ્પો .

આજુ-બાજુ લીલુ ઘાંસ અને સૂકુ ઘાંસ દેખાય રહ્યુ છે કાળા કલર ના બે પ્રાણી હોય એવુ બી દેખાય રહ્યુ છે.

કંઈક પેન જેવું બતાવી રહ્યા છે એમની આજુ-બાજુ અલગ-અલગ પ્રકારના પેન ના બોક્સ પઇડા છે.

પર ચડી રહ્યા છે એક બાળક એકદમ ઉપર ઊભું છે બીજું સેકન્ડ સ્ટેજ ઉપર ઊભું છે.

બીજા બે અ મ વ્યક્તિ ત્યાં ઉભા છે. આ કોઈ મોટું મશીન છે જેમાંથી કોઈ અ--

અહીં એક દુકાનનો ફોટો છે જેમાં અ અલગ અલગ પ્રકારના ગળામાં પહેરવાના હાર મળી રહ્યા છે.

અહીં એક અ અ ફોટો બતાઇવો છે જ્યાં --

અહીં એક પ્લેટ માં ઘણી બધી માછલીઓ પડી છે. આ કોઈ અલગ પ્રકારની માછલીઓ છે.

તા વાળા જ ભી ઝાડ છ અહ છોડ પૈડાં છે. અલગ અલગ પ્રકારના છોડ છે.

બ્રાઉન કલર ના કુંડા છે વિવિધ પ્રકારના કુંડા છે જેનો કલર અલગ-અલગ અને રંગબેરંગી છે.

થેલી પૈડી છે સાઈડ માં એનો કલર રેડ છે. પાછળ બહુ બધી બિલ્ડીંગ દેખાઈ રહી છે. હો--

તેલ નો લેમ્પ દેખાઈ રહ્યો છે બઉ બધી ખુરસી અને ટેબલ દેખાઈ રહ્યાં છે.

અહીં અહ એક નાનો એવો તળાવ છે.

અને ત્રણ કાચબા બાર છે. એ એક કાચબો ત્યાં એક અ--

જેમાં અલગ અલગ વેટ છે. અહ અલગ અલગ વજનના વજન છે.

અને પંખો દેખાય રહ્યો છે વચ્ચેથી એક બ્રિજ દેખાય રહ્યો છે સીડી છે એક દુકાન પણ છે.

અને બહુ બધા ગ્રીન કલર ના ઝાડ છોડ દેખાઈ રહ્યા છે. એની વચ્ચેથી એક રસ્તો જઈ રહ્યો છે જે વોટરફૉલ તરફ જાવાનો રસ્તો--

અહીં એક સ્ટેજ દેખાય રહ્યુ છે જેની પર બહુ બધી નૃત્ય નૃત્યકારીકા ઉભી છે.